એ બિલ્ડીંગ ની આજુ બાજુ બાલ્કની જેવુ વ્યુ છે એક રોડ છે આજુ બાજુનુ વ્યુ શારો બેતાયો છે.

એ મોટ્ટુ મંદિર બતાઇલુ છે આજુ બાજુ બધી પબ્લિક દર્શન કરવા આયેલી છે.

સલૂન જેવી એક જવાનો રસ્તો છે અંદર અને મોટી શોપ જેવું બનાઇલું છે.

આ એક મોટ્ટો ઝાપો છે બ્લેક કલર નો ઝાપો છે ત્યાં મોટ્ટુ તોરણ જેવુ કંઈક લગાઇલી જગ્યા છે.

ઉપર આકાસ છે કાળુ કાળુ આકાસ બતાઈલુ છે આજુ બાજુમાં મોટી બિલ્ડીંગ બનાઇલી છે મોટી જગ્યા છે આજુ બાજુ અંધારા જેવુ બતાઈલુ છે.

અને બન્ને માણસો બેઠા એક ને એક મોબાઇલ જોવે છે એક મોબાઈલ પર વાત કરે છે અને આ બાજુ બધું અમુક લેડીઝ બેઠી છે સીડીનો જવાનો રસ્તો છે.

એ ગાડી એની રીપેર કરવા આયો છે આ પતરાવાળી ગેરેજ બનાવેલી છે.

આ એક કોફી શોપ જેવી શોપ છે રોડ ઉપર બનાઇલી છે આજુબાજુ ટેબલ ખુળસી મુકેલા છે.

મોટા મોટા ઝાડવા બનાઇલા છે અને આજુ બાજુની સાઇડ મા બાઇકો પડ્યા છે.